આ ચિત્રમાં એક વ્યક્તિ બેટિંગ કરતો દેખાય છે.

આ ચિત્રમાં એક લાલ રંગની ખુરસી પડેલી છે.

આ ચિત્રમાં ઘણા બધા વ્યક્તિઓ ઊભેલા દેખાય છે.

આ ચિત્રમાં ઘણી બધી લાઇટ ઓ શરૂ દેખાય છે.

રાખેલા દેખાય છે.

આ ચિત્રમાં ઘણી લેડીસ ઑ યોગા કરતી દેખાય છે.

કેમેરાઓ અને લાઈટો એ_સી ઓ લાગેલા દેખાય છે.

આ ચિત્રમાં એક ડિજિટલ ક્લૉક દેખાય છે.

ઉર્દુ અથવા અરેબિક મા કોઈ વસ્તુ લખેલી દેખાય છે.

આ ચિત્રમાં ઘણા બધા વ્યક્તિઓ ઉભેલા અને બેઠેલા દેખાય છે.

આ ચિત્રમાં ઘણી ખુરસીઓ એક ઉપર એક રાખેલી છે.

જેના પર બે વ્યક્તિઓ કામ કરતા દેખાય છે.

આ ચિત્રમાં એક નાની દુકાન દેખાય છે.

જેહની બારે બે કાળા રંગની બેન્ચ ઑ દેખાય છે.

આ દુકાનનું નામ આઈ કોન્ટ્રાસ્ટ લખેલું છે.

જે મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણ વિધિ લખેલુ છે.

આ ચિત્રમાં એક રેલ ની પટરી દેખાય છે.

આ ચિત્રમાં એક બાઈક અને ફોર વીલર ચાલતી દેખાય છે.

જેની નીચે નાવાનુ કુંડ અથવા તડાવ બનેલુ છે.

આ ચિત્રમાં બે એન્જીનીયરો કામ કરતા દેખાય છે.

આ ચિત્રમાં ઘણી-બધી ખાવાની આઇટમો રાખેલી છે. "

આ મંદિરની પાછળ એક મોટ્ટી બિલ્ડીંગ છે.

આ ચિત્રમાં ઘણી બધી લાઈટ ઓ ચાલતી દેખાય છે.